College માં medium કયો છે તમારો english કે ગુજરાતી ગુજરાતી medium છે. અને sociology છે અને main subject

તમારે નહિ કોઈ બાર નો plan કોઈ નથી બનાવતા.

એવું એમ ક્યા જવા નું છે? મને તો canada જવાનું છે. canada જવાનું છે. તો તો કઈ plan કોઈ તો કઈ plan કર્યો હશે. તમે ત્યાં જવા માટે હમ કર્યો છે ને bcom પછી ielts કરવાનું છે. એના પછી canada જવાનું છે. ielts કરી ને Ielts કરી ને ok બરોબરછે. અને તમારું પસંદીદા ફળ કયું છે? મારો મારો પસંદીદા ફૂ ફળ છે.

શું હોય કેરી શું હોય? લ્યા કેરી એટલે mango mango મેં mango નું કેરી થોડીના કેરી થોડી કેવા નું છે. mango નું

હા બસ એને કેરી કેવાય ગુજરાતી માં ગુજરાતી માં એને કેરી કેવાય. હા એને કેરી કેવાય ગુજરાતી માં પછી કેરી તરબૂચ પપૈયું પછી ચીકુ દાડમ અ અમાર બ હું જે અહિયાં રહું છું. ને માર ગામ કલોલી થાય.

બરાબર ત્યાં અમાર જોડે જ ધોળકા આવ્યું ધોળકા ના જામફળ બઉ પ્રખ્યાત છે તમે ખાધા જામફળ.

જામફળ નથી ખબર તમને

અ આમ જે અમૃદ ફળ કે ને અમૃદ ફળ એટલે માલુમ છે ને આપકો

હા અમરુદ માલુમ હે ના

હા તમે કઈ job કરો છો અત્યારે?

પહેલા કોઈ પહેલા કોઈ job કરી હતી? હા પેલા job કરેલી છે ને મેં

હું પેલા સંતારક cosmetic company ની અંદર કામ કરતો હતો.

સંતારા cosmetic company ની અંદર cosmetic એટલે ખબર છે ને Cosmetic એટલે makeup નું

એની અંદર હુ quality control department ની અંદર હતો મારે કેટલા મહિના કામ કર્યું છે. એમાં

તો cosmetic ની shape ખોલી દો ને તમે ના ના એટલે નથી ખોલવી ને મને એમાં કોઈ interest નથી વધારે એટલે અહી કને મારે જરૂર હતી એટલ માટે quality

Starting થી starting થી મેં બાર હજાર salary થી આંઠ કલાક હતો.

એમ time તો એની અંદર change થતો રહે સવારે સાડા સાત થી એવી રીત નાં change થતો રહે ત્રણ વાગે લાગે

એવી રીત ના આમ આંઠ આંઠ કલાક નો time હતો. એમાં બઉ મહેનત નો કામ હતો? ના ના ના હું તો quality control માં હતો મતલબ કે quality check જવા નું મારે

હા quality check કરતો હતો કે કોઈ બી વસ્તુ મતલબ કે

પછી એનું perfume check મતલબ કે ત્યાં ગાડી perfume પણ બનતું હતું તો perfume ને બી check bane કરતો હતો હુ perfume department માં બી કામ કર્યું હતું cosmetic ને perfume બન્ને department હતા.

હા કાચ ની bottale જે આવે ને આપડે જે sprey વાપરીએ એમાં નથી આવતી કાચ ની bottale

કાચ ની bottale ઉપર કલર થાય. હા કલર થાય આપડે લાલ રંગ ની આવે black કલર ની આવે બધી કલર ની આવે ખબર છે જોઈ છે તમે

બસ એ રીત નાં અહી કાલર થાય. એટલે એ molding માં ના થાય molding મમા તો મોલ molding ની અંદર બને પ્લાસ્ટિક નાં ઢાંકના ને બને એવું બધું બને bottale નના ઢાંકણા બને પંપ બને એવું બધું બને સમજ્યા વાત ને તમે

નાં આ બધું એની અંદર decoration નો ભાગ હતો એ આખો decoration ભાગ કેવાય એની અંદર molding folding foyding અ પછી assembly અને

transparent bottle ઉપર થાય ને decorate હા હા Transference bottle પર થાય એ એ lecring ની અંદર થાય lecring means lecring ની અંદર એ બધી

પછી તેના પર કલર થાય અને એ કલર પહી એની check કરવા આવે ટેપ પટ્ટી આવે એક white કલર ની

હા એના દ્વારા એને ચોટાડી અને એને ખેચવા માં આવે. જો એ કલર નીકળી જાય ટેપ પર ચોટી ને તો એ નાં ગણાય rejection ગણાય.

ટકાવારી પણ હોય એક એની એક હોય list અમારી પાસે જો કે અત્યારે મારે ખાસો. Bottle માં શું ભરવાનું? પાણી ની bottle છે. નાં perfume ભરવાનું ને perfume નું છે ને perfume ભરવા નું એમાં અલગ અલગ perfume બનતા હતા એની અંદર જેમ કે body mist બનતું હતું પછી

એક બ્લ ઘણાં બધા perfume બનતા હતા યાર અત્યારે બઉ ખાસ નામ યાદ નથી કારણ કે ખાસો. એમ હોય. Perfume માં તો ગણ બધા હોય ladies perfume બી હતા gents perfume બી હતા.

હા તો એમાં ક્ય્યો કયો સુગંધ વાળો હોય. Perfume તો બધી જ મતલબ કે ચમેલી નો હોય.

સંતારા cosmetic cosmetic company નું નામ છે સંતારા હા સંતારા cosmetic એ dubai ની company છે પણ એ અત્યારે અહિયાં ચાલે છે આપડે ખેડા ની જોડે વડાલા રોડપર વડાલા વડલા થી અંદર

હા ત્યાં ગાડી આવેલી છે સંતારા cosmetic company કરી ને તેની અંદર અને તમારો જે બોલો બોલો શું કો છો? અત્યારે ગડી

આવું બધું જ જોવા નું હતું checking નું કામ હતું આપડે બઉ કોઈ hard work તો આપડે આવતું નતું બસ ખાલી check કરવા નું આવે હા પણ એમાં બઉ ધ્યાન રાખવું પડે જો કે બધું કામ સારું એવું હતું એટલે મને

કયી company માંથી offer આવશે. એટલે એજ company ની offer હતી મને કે પેલા એ તો આપડે તરા મતલબ કે contract માં જ હોય ને પેલા contract માં ગયો હતો contract માં મારો દસહજાર પગાર હતો પછી મને company contract માં લીધો company contract ની અંદર મને બાર હજાર પગાર આલ્યો પછી મન સીધો company માં લેવા નાં હતા ત્યારે મમરો અઢાર હજાર રૂપિયા પગાર થવા નો હતો પણ પછી મેં છોડ દીધી કારણ કે મારે આગળ ભણવું હતું આગળ કયો કરવા નો છે કયો business માટે જવા નું છે? bussiness નું તો business man જ બનીશું. મારે cloth ની મતલબ કે કપડા ની દુકાન નું વિચારું છું મને એના પર બઉ interest છે મારે કપડા ની દુકાન નાખવી છે.

Ladies ladies ladies

Ladieds કપડા કાતો એનું કારણ છે ladies કપડા નું જો આપડે છોકરા નું તો જો વિચારો તમે છોકરા ઓ થો સૌથી વધારે છે ને એક લગભગ છ મહિના માં એક વાર વધુ માં વધુ જો કોઈ છોકરો કપડા લેતો હોય ને તો છ મહિના માં એક વાર કપડા લે સમજી ગયા તમે વાત ને અને છોકરીઓ છે ને છ મહિના માં ચાર વાર કપડા લે.

સૌથી વધાર છોકરા ઓ કપડા લેવા આવે તો આવે નાં આવે તો નાં આવે પન્ન છોકરીઓ તો કપડા લે લે ને લે જ કારણ કે એમને જરૂર હોય જ છે વધારે પડતી કપડા ની અને આમ બી છોકરી તો fashion મતલબ કે એમ તો આપડે એવું વિચાયું કે આપડે વધાર પડતું જેમાં વધાર મળે કામવા એ જ વસ્તુ કરાય એટલે વિચારે વિચારી ને મેં એવું જ વિચાર્યું કે છોકરીઓ નાં કપડા ની બઉ વધારે market હોય છે આમ તો આપડે કરીશું તો છોકરીઓ નાં કપડા ના

મતલબ કે કોઈ તહેવાર પ્રસંગ હોય ત્યારે જ ચાલે વધાર પડતું બાકી કોઈ છોકરા ઓ નું બઉ most of કપડા ઓછા લે ને છોકરીઓ ને તો જરૂર હોય એટલે બચારા એ તો લે જ ને અને તમે એવા જે કહો છો કરવા નું છે તમારે

એમાં કયો experience છે તમારે કેટલા મહિના નો

એ idea ક્યાં થી આવ્યો તમને idea મેં observation કર્યો છે બધે થી મતલબ કે મેં માર જોવો ને girl friend

આખું બધું જોયું છે બધું observation કર્યું છે બધું જ

કે સાલું સૌથી વધારે કપડા છોકરા ઓ કરતા છોકરીઓ વધારે ખરીદી કરે છે આને તો આપણને આને જોવા.

ગુજરાતી હોય એટલે ગુજરાતી ને ખબર પડી જ જાય કે કયો ધંધો સારા માં સારો રેસે એટલા માટે આપડે અને આપડે તો ધંધા માટે જ બન્યા છીએ બરાબર તો આપણને ખબર જ હોય કે કયો ધંધો આપડે કરીશું તો આપડે. અમારા area માં તો છોકરાઓ વધારે લે છે. વાત હશે. સાચી હસે વાત તમારી નાં ક્યા કઉં છું છોકરાઓ પણ એટલો બધો ખર્ચો કરે છે અત્યારે પણ મારા ખ્યાલ થી એમ મેં જે જોયું છે ત્યાં સુધી મને તો વધારે interest આમાં જ છે અને મને બીજું શું કે આપડે મુ એ કરું તો આપડે મારી girl friend છે એન પણ હું એટલે કે હું અમે બન્ને સાથે પણ કરી શકીએ ને એ એને પણ ગણું બધું knowledge છે આના વિશે એટલે એ પણ મને support કરશે સાથ આપશે એટલે શું અમે બન્ને જણા અમે બન્ને એ એ આપણને ને શું જ વિચાર્યું છે કે આપડે અએ જ કરીશું તો હમણાં અમે બે જોડે બી રહી શકીએ બાણા એટલે કે કારણો સર અમે જોડે બી રહી શકીએ ને એની અંદર હમ એટલા માટે

તમે અત્યારે ખાલી પઢાઈ કરો છો? હા અત્યારે તો ભાનુ છું બસ ભાણી ને થોડુંક પછી ત્યાં જ વિચારું છું ત્યાં જવાય તો અમે બન્ને જણા ત્યાં જ જવા ના છીએ austrolia પછી ત્યાં થી થોડું income earne કરી એટલે કે કમાઈ ને પાછા આવીશું એટલે અહિયાં કલો આવીશું ત્યારે અમદાવાદ છે. ખેડા છે. વડોદરા છે. કાતો આણંદ જ્જેવી કોઈ સારી એવી જગ્યા પર set થઇ અને ત્યાં ગાડી અમે અમારો cloth કપડા નો ધંધો નાખીશું મતલબ કે દુકાન ખોલીશું અ જાની પણ લીધું છે ગણું બધું કે delhi થી સૌથી સારો માલ મળે છે અને સસ્તો બીજું તો એક જોડે તો આપડે mumbai છે mumbai થી સારો પણ એવો માલ મળે છે સુરત છે સુરત માં પણ અત્યારે સારું એવું marketing છે તો ગણું બધું આપડે knowledge તો સુરત અને મુંબઈ થી લામ લઈને વેચવાનો છે. ના ના દિલ્હી થી મારા ખ્યાલ થી મને તો દિલ્હી ધુ પડતું અનુકુળ આવે છે. કારણ કે વચે દિલ્હી વચ્ચે હું ગયો પણ ખરો હતો. ત્યાં ગાડી મેં જોયું પણ છે કે કે ત્યાં ગાડી છે ને કપડા નું બઉ wholesale ભાવ સસ્તા માં મળી રહ્યા છે તો ત્યાં ગાડી મારા ખ્યાલ થી જો કે છોકરા ઓ નું એવું નહિ કે છોકરીઓ ના કપડા નું જ કરવા નું છે છોકરા ઓ નાં કપડા નું પણ સાથે કરવા નું છે. મતલબ કે બન્ને બન્ને જ માટે કપડા આપવા ને જ. બન્ને માટે બન્ને માટે એટલે કે મારી wife છે એને મુ કપડા નું મતલબ કે ladies માં રાખીશ હું gents માં રહીશ.

સારા એવા પૈસા અમે બન્ને કમાઈસું પેલા job વોબ કરી ને તો અ અમે invest અય એમાં જ કરીશું પૈસા.

અને delhi થી માળ લઇ ને ક્યાં ક્યા જી ને વેચવા નો છે. આપડે સુરત એટલે વેચવા નો ક્યાં જેમ આપડે અમદાવાદ છે પોતાનું અમદાવાદ તો છે બરોબર છે પછી અમાર જોડે અમાર આજુ બાજુ બધા જ શહેરો છે જેમાં એમાં અમદાવાદ માં કયી પાસે જાઉં.

નાં એ તો હજુ ક્યાંથી ખબર હોય આપણને હજું તો મેં ખાલી વિચાર્યું છે એટલું કઈ એટલું બધું કઈ એટલું બધું મેં નહી જોયું મતલબ કે કરીશ તો એમ અમદાવાદ કરીશ કાતો અમદાવાદ છે આણંદ છે સુરત છે

કોઈ પણ આપડે કોઈ કોઈ પણ જગ્યા એ નાખી શકીએ એમ બીજું તો આપડી પાસે જમીન તો છે જ

જાણે પોતાની સ્થિતિમાંથી ફરી ભાનમાં આવ્યો અને બોલ્યો હા નિકેત થોડા ડગલા ફરી લે પણ તેનાથી ખબર નહીં કે નીચે કઈ થી કઢાવ્યું તે બોલ્યો તું તો રહ્યો. અને નિકુંજ જાય છે ત્યારે ખબર પડે છે